ત્યાં એક ભાઈ ફૂલ વેહચી રહ્યા છે અને ત્યાં બીજા ભાઈ તે ફૂલ રહી રહ્યા છે.

ત્યાં સારી સજાવટ કરેલી છે આ રાતનો નજારો છે ત્યાં સાઇડ માં એક--

ત્યાં સામે મને એક બોર્ડ દેખાય છે તે બોર્ડ મા લાલ અક્ષરમાં મોટ્ટાથી--

આ એક મોટું મ્યુઝિયમ આવેલું છે મ્યુઝિયમ માં અંદર--

ત્યાં કને એક ટી સ્ટોલ પડે છે તેમાં પણ રાગેન્દ્ર ભઠા ચા લખેલું દેખાય છે.

મને સામે ઘણા બધા લોકો દેખાય રહ્યા છે તેમાંથી એક માણસ પોતાનો ઢોલક વગાડી રહ્યો છે.

ત્યાં કને દુકાનની અંદર નાની મોટી અને એક ની સાઇકલ છે.

ત્યાં કને નાના બાળકો માટે અને મોટા બાળકો માટે--

મને સામે એક ગાય દેખાય રહી છે ગાયને દોરીથી બાંધેલી છે અને ગાયનુ રંગ વ્હાઇટ કલર નુ અને બ્લેક કલર નુ રાગી રહ્યો છે.

ત્યાં સામે એક એકટીવા પડ્યું છે એકટીવા બ્લેક કલર નું લાગી રહ્યું છે અને સામે એક બાઈક દેખાય રહ્યું છે.

સી_એન_જી ડીઝલ પેટ્રોલ વગેરે પૂરવામાં આવે છે ત્યાં ઉપર આસમાન દેખાય છે આસમાનનો કલર આસમાની રંગનો છે.

મીનબત્તીઓ એ દીવામાં મુકેલી છે અને ત્યાં ઘણી બધી મીનબત્તીઓ મુકેલી છે.

ત્યાં સીડી ઉપર એક ભાઈ ઊભા છે તે ભાઈ વ્હાઇટ કલર નુ જેકેટ પેહરી અને ટોપી પહેરીને ઊભા છે.

મને અહીંયા એક મંદિર દેખાય છે મંદિરની આજુબાજુ ઘણા બધા વૃક્ષો દેખાય છે.